હોટલ વંદના એ ટ્યુરિસ્ટ માટે સ્ટે નાઈટ્સ સ્ટે માટેની હોટલ હોય એવું લાગી રહ્યું છે.

બહાર આઈસ્ક્રીમ પાર્લર પણ બે ત્રણ વ્યક્તિઓ આઈસ્ક્રીમ લેતી નજરે આવે છે રાતનું આ દ્રશ્યો છે.

હોટેલ રિસેપ્શન નું આ ચિત્ર છે ખુબ સરસ રીતે રિસેપ્શન સેન્ટર ને સ સજાવવામાં આવ્યું છે.

અ આકાશ ઉજળું છે ભુરા ભુરા વાદળોમાં સફેદ વાદળાઓ સમાઈને રહ્યા છે.

સામે પીળા કપડાંઓમાં સજ્જ છોકરાઓનું ટોળું બેઠું છે સ્પીકર દેખાઈ રહ્યુ છે.

દૂરથી લેવામાં આવેલા આ ચિત્રમાં ખૂબ વનરાજી દેખાઈ રહી છે.

હોટલ ધ હેવન ની બહારનું ચિત્ર છે જ્યાં હોટલ નું બોર્ડ મુકાયેલું છે.

હોટલ ના રૂમ ની ફેસિલિટીઝ વિસે લખાઇલૂ છે તેની બાજુમાં એક થાંભલો છે થાંભલા પર કમ્પ્યુટર ક્લાસ ની એડ મુકાઈલી છે.

જર્જરીત હાર હાલતમાં મંદિરો બતાવી રહ્યા છે કે મંદિરો ખુબ સરસ સ્થિતિમાં હશે પહેલા.

ત્યાં માર્બલ નું ફિનિશિંગ કામ કરવામાં આવ્યું છે વચ્ચે એક સ્ટેચ્યુ છે.

લાલ કલર નું ફર્નિચર છે સો કેસ માં અંગૂઠીઓ ઈયરીંગ્સ ગળાની ચેન વગેરે જેવા આભૂસણો દેખાઈ રહ્યા છે.

આ એક ડુંગર નો ચિત્ર છે ત્યાં સીડીઓ પરથી બે ત્રણ વ્યક્તિ ઉતરતી દેખાઈ રહી છે.

બહાર કાચનો દરવાજો છે પંખો છે ઘણી સારી લાઇટિંગ છે એક વોલપેપર જેમાં બુદ્ધ ભગવાન દેખાઈ રહ્યા છે.